મોઝીલા ફાયરફોક્સની અદ્યતન સુવિધાઓ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરીયલ માં આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું
Quick ફાઇન્ડ લિંક Firefox સિન્ક Plug ins અહીં આપણે ઉબુન્ટુ 1004 પર ફાયરફોક્સ 70 નો ઉપયોગ કરી રહ્યા છીએ
ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ
મૂળભૂત રીતે યાહૂ હોમ પેજ ખુલે છે
હવે ફાયરફોક્સમાં લિંક્સ શોધવા વિશે જાણીશું
ફાયરફોક્સ તમને બાર શોધવા અને વેબ પેજમાં લિંક્સ શોધવા માટેની પરવાનગી આપે છે અડ્રેસ બારમાં ડબ્લ્યુડબ્લ્યૂવી
googlecoઇન ટાઇપ કરી Enter કી દબાવો
નોંધ લો કે કર્સર હવે ગૂગલ સર્ચ બારની અંદર મૂકવામાં આવેલ છે
આગળ સર્ચ બાર બહાર પેજ ઉપર કોઇપણ જગ્યા એ કર્સર ક્લિક કરો
હવે કીબોર્ડ ઉપર એપોસ્ટ્રોફ કી દબાવો
સર્ચ બોક્સ પર ક્વિક ફાઇન્ડ લિંક્સ વિન્ડોના તળિયે ડાબે ખૂણે દેખાય છે
આ બોક્સમાં ચાલો બેંગાલી ટાઇપ કરીએ
નોંધ લો કે બેંગાલી પ્રકાશિત થયેલ છે
હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઇલ ફોન દ્વારા સેટિંગ એન્ડ પ્રેફરન્સ સાથે ફાયરફોકસ બ્રાઉઝર ઍક્સેસ કરવા માંગો છો
ફાયરફોકસ સિંક સુવિધાઓ બધા બ્રાઉઝર ડેટા જેવા કે બુકમાર્ક્સ હિસ્ટ્રી અને ઇન્સ્ટોલ કરેલા એક્સટેન્શન્સ સુરક્ષિત રીતે મોઝીલા સર્વર પર સંગ્રહ કરે છે
તમે કમ્પ્યુટર્સને આ સર્વર સાથે સિંક સમન્વિત કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા ઍક્સેસ કરી શકો છો હવે ચાલો સિંક સુવિધાઓ સક્રિય કરીએ
મેનુ બારમાંથી ટૂલ્સ પર ક્લિક કરો અને સિન્ક સુયોજિત કરો
ફાયરફોક્સ સિંક સેટ અપ સંવાદ બોક્સ દેખાય છે આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી
ક્રિએટ એ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરો
એકાઉન્ટ ડીટેઈલ્સ સંવાદ બોક્સ દેખાય છે
આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે
STUSERFFgmailcom
ઇમેઇલ અડ્રેસ ફિલ્ડમાં stયુઝર્ફ gmailસીઓએમ દાખલ કરો
ચૂસે એ પાસવર્ડ ફિલ્ડમાં પાસવર્ડ દાખલ કરીશું કન્ફર્મ પાસવર્ડ ફિલ્ડમાં પાસવર્ડ ફરીથી દાખલ કરો મૂળભૂત રીતે સર્વર ફાયરફોક્સ સિન્ક સર્વર પસંદ થયેલ છે
આપણે સુયોજનો બદલીશું નહી
ટર્મ્સ ઓએફ સર્વિસ અને પ્રાઇવસી પોલિસી બૉક્સ ચેક કરો
નેક્સ્ટ પર ક્લિક કરો
ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે
મશીન માંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં આ કી દાખલ કરવી જરૂરી છે
સવે બટન પર ક્લિક કરો
સેવ સિંક કી સંવાદ બૉક્સમાં જે દેખાય છે ડેસ્કટોપ બ્રાઉઝ કરો
સવે ઉપર ક્લિક કરો
ફાયરફોક્સ સિન્ક keyએચટીએમએલ ફાઈલ ડેસ્કટોપ ઉપર એચટીએમએલ ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે
આ કી ની એક નોટ બનાઓ અને નંબરને તમે સરળતાથી ઍક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો
તમે આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સમર્થ ન હશો
નેક્સ્ટ પર ક્લિક કરો
કન્ફર્મ યુ અરે નોટ એ રોબોટ સંવાદ બોક્સમાં બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો
સેટ અપ સમાપ્ત થયું
ફાયરફોક્સ સિન્ક સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર સિન્ક વિકલ્પ બટન પર ક્લિક કરો
તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો
આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું
ડોન ઉપર ક્લિક કરો
નેક્સ્ટ પર ક્લિક કરો ફાયરફોકસ કન્ટેન્ટ ખાતરી કરે છે
પછી ફિનિશ બટન દર્શાવવામાં આવે છે ફિનિશ પર ક્લિક કરો
તમે તમારા કમ્પ્યુટર પર ફાયરફોકસ સિંક સુયોજિત કર્યું છે અને હવે તમે બીજા કમ્પ્યુટર પરથી તમારા બ્રાઉઝરની માહિતી કેવી રીતે ઍક્સેસ કરશો
તમને અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ ટૂલ માટે સિંકની જરૂર છે
આ ટ્યુટોરીયલના હેતુ માટે
આપણે સ્લાઇડ્સમાં આ સૂચનો યાદી મુકીશું
તમે તમારા અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ સિંક કરવા માટે આ સૂચનો અનુસરી શકો છો
અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ માં ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો
મેનુ બારમાંથી ટૂલ્સ અને સેટઅપ ફાયરફોક્સ સિન્ક ઉપર ક્લિક કરો
આઇ હવે એ ફાયરફોક્સ સિન્ક અકાઉન્ટ પર ક્લિક કરો
તમારા ઇમેઇલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો
તમારી સિન્ક કી દાખલ કરો
ફિનિશ પર ક્લિક કરો
અન્ય કમ્પ્યુટર પણ હવે સિંક છે
તમે અન્ય કમ્પ્યુટર ટુલ્સમાંથી તમારા બ્રાઉઝરના ડેટા ઍક્સેસ કરી શકો છો
તમે નવી બુકમાર્ક પણ સંગ્રહી શકો છો અને તમારી પસંદગીઓ અહીં બદલી શકો છો
આ ફેરફારો આપમેળે સિંક મેનેજરમાં અપડેટ કરવામાં આવશે
અંતે સિંક મેનેજરમાં સુધારેલ ડેટા સાથે મૂળ કમ્પ્યુટરને કેવી રીતે સિંક કરવું તે શીખીએ
હવે મેનુબારમાંથી ટૂલ્સ પર ક્લિક કરો
નોંધ લો કે સિંક વિકલ્પ હવે સિંક તરીકે પ્રદર્શિત થયેલ છે
સિંક મેનેજર સાથે તમારા ડેટાને સિંક કરવા માટે તેના પર ક્લિક કરી શકો છો
તમે તમારા ફાયરફોકસ એકાઉન્ટને રદ અથવા તમારા સિંક ડેટાને સાફ કરવા ઈચ્છી શકો છો
તમે આ કેવી રીતે કરશો
આ ખૂબ સરળ છે
નવું બ્રાઉઝર ખોલો
અડ્રેસબારમાં ટાઇપ કરો httpsaccountservicesmozillacom
એન્ટર દબાવો
યુઝરનેમ માં STUSERFFgmailcom દાખલ કરો
હવે પાસવર્ડ દાખલ કરો
લોગિન પર ક્લિક કરો
ફાયરફોકસ સિંક વેબપેજ ખોલે છે
હવે તમે ફાયરફોક્સ સેટિંગ્સ અને ડેટા બદલી શકો છો
હવે આ પેજમાંથી લૉગ આઉટ થઈએ
હવે ચાલો પ્લગઇન્સ વિશે જાણીએ
પ્લગઇન્સ શું છે
પ્લગ ઈન સોફ્ટવેર પ્રોગ્રામ છે જે ફાયરફોકસ બ્રાઉઝરમાં વિશિષ્ટ વિધેય ઉમેરે છે
જોકે એક્સ્ટેંશન્સ પ્લગઇન્સથી અલગ છે
પ્લગઇન્સ અન્ય કંપનીઓ દ્વારા બનાવેલ પ્રોગ્રામ છે
પ્લગઇન્સ ફાયરફોકસ બ્રાઉઝર માં તૃતીય પક્ષ પ્રોગ્રામને સંકલન કરે છે
પ્લગઇન્સ તમને વિડિઓ ચલાવવા મલ્ટી મીડિયા કન્ટેન્ટ જોવા વાયરસ સ્કેન કરવા અને ફાયરફોક્સ માં પાવર એનિમેશન કરવા માટેની પરવાનગી આપે છે
દાત ફ્લેશ તમે ફાયરફોક્સ બ્રાઉઝરમાં વિડિઓઝ જોવા માટે સ્થાપિત થયેલ પ્લગઇન છે ચાલો ફાયરફોકસ માં સ્થાપિત થયેલ પ્લગઈનસ જોઈએ મેનુ બારમાંથી tools અને એડન્સ પસંદ કરો
એડોન મેનેજર ટેબ ખુલે છે
ડાબી પેનલમાંથી plug ઇન્સ ઉપર ક્લિક કરો
જમણી પેનલ હવે તમારા કમ્પ્યુટર પર સ્થાપિત થયેલ પ્લગઈન્સ દર્શાવે છે અને પ્લગઈન્સ કેવી રીતે સ્થાપિત કરવું
દરેક પ્લગઇન સંબંધિત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને તે પછી તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત કરો
સંસ્થાપન પ્રક્રિયા દરેક પ્લગઈનો માટે અલગ અલગ હોઈ શકે છે
મોઝીલા ફાયરફોક્સમાં ઉપલબ્ધ પ્લગઈનો વિશે વધુ જાણવા માટે અને તેમને કેવી રીતે સંસ્થાપિત કરવા તે પાના સૂચનો માટે મોઝિલ્લા વેબસાઇટ જુઓ
બ્રાઉઝર બંધ કરો
પ્લગઈન્સ નિષ્ક્રિય કરવા માટે માત્ર ડિઝેબલ બટન પર ક્લિક કરો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ક્વિક ફાઇન્ડ લિંક ફાયરફોક્સ સિન્ક અને plug ઇન્સ અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે ફાયરફોકસ માટે 3 પ્લગઇન્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરો
ફાયરફોકસ સિંક એકાઉન્ટ બનાવો
અન્ય કમ્પ્યુટરથી તમારા ફાયરફોકસ બ્રાઉઝરને ઍક્સેસ કરો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
જોડાવા બદલ આભાર